બાર નેટ લગાવેલી છે ગ્રીન કલર ની સાડી લગાવેલી છે નાળિયેલીનું ઝાડ દેખાય છે મોટું ઘર દેખાય છે.

એક કુંડ છે જેમાં બધી જ સ્ત્રીઓ પૂજા કરી રહી છે કે સ્નાન કરી રહી છે પાછળ બધી પૂજાની સામગ્રીઓ મૂકેલી છે માણસો ઉભા છે.

નવું નવું ઓપનિંગ થઈ રહ્યું છે વાઈટ અને પર્પલ કલર ના તેમાં ફુગ્ગા લગાવેલા છે અંદર અને બહાર પાછળની સાઈડ મોટા મોટા ઝાડો દેખાય છે.

ઉપર મોટો બોર્ડ લાગેલો છે જેની દિવાલ મકાનની દિવાલ વ્હાઇટ અને બ્લુ કલર ની છે.

જેનું નામ છે મહેફિલ ગાર્ડન રેસ્ટોરન્ટ જે સામે મોટો ગેટ લગાવેલો છે.

જેની ઉપર એક લેપટોપ મૂકેલુ છે જે કાળા કલર નું છે તાં એક રિમોટ મુકેલુ છે.

જેમાંકે પાણી સિંચવા માટે ફુવારા જેવી પદ્ધતિ એટલે કે એક સીધો પાઇપ કરેલો છે.

એની પાછળ સાયકલ ઑ મુકેલી છે બાઇક મુકેલી છે આ સાધન ગ્રે કલર થી પેન્ટ કર્યું છે તેને --

હાથી ઉપર એક માણસ ઉભેલો છે એની બાજુમાં એક માણસ હાથી ઉપર પાણી છાંટી રહ્યું છે.

આ ચિત્રમાં બટાકા દર્શાવ્યા છે જે એક ટોપલીમાં મુકેલા છે જે ટોપલી બ્રાઉન કલર ની છે.

વેચવા વાળો એની પાછળ ઉભેલો છે વાઈટ કલર નુ જેવો શર્ટ પહેર્યો છે.

બ્રાઉન કલર ની દિવાલ છે જે તૂટેલી-તૂટેલી લાગે છે એની પાછળ ઝાડ બી ઉગેલું છે.

આ એક સ્કૂલ નું દ્રશ્ય દેખાય છે જેમાં જેમાં નાની બાળકીઓ પોતાનું કામ કરી રહી છ --

આમાં ત્રણ બાળકો દોડી રહ્યા છે અને પોતાની કળા રજૂ કરી રહ્યા છે તેઓ પોતાને શક્તિ વડે દોડી રહ્યા છે.